તાપ ન તાપ દેખાઈ રહ્યો છે અને પડછાયો પણ ગાડીનો દેખાઈ રહ્યો છે.

અને એ અહ પિંક કલર અહ પર્પલ કલર ના દિવાલની આગળ એ લગાવેલા છે જેમાં વીવો એ ભૂરા કલરથી --

અને અં બધા બેગ્સ લઈને ઊભા છે એવું લાગી રહ્યું છે.

આ એક ગાર્ડન નો જેવું ચિત્ર લાગી રહ્યું છે કે જેની અંદર એક ઝૂંપડી છે નાની.

બહાર પાંચ છ ગાડીઓ ઉભી દેખાઈ રહી છે જેમાંથી ત્રણ તેમાંથી ચાર વાઈટ કલર ની છે.

અને એના ઉપરનું જે નામ લખ્યું છે તે બ્રાઉન કલર ના પટ્ટામાં વાઈટ કલર ના અક્ષરથી લખ્યું છે.

આ ચિત્ર એક હોટલ નું છે જેની અંદર પાંચ કરતાં વધારે ખુરશીઓ દેખાઈ રહી છે.

અને એક એને ઢાંકવા માટેની ગ્રીન કલર ની નેટ પણ દેખાઈ રહી છે.

એની આગળ એક માટીના અ ગ્રાઉન્ડ પર એક થાંભલો પણ દેખાઈ રહ્યો છે અને આજુબાજુ થોડા નાના ઝાડ પણ ઉગેલા દેખાય છે.

એમાંથી એક બાઈક પર ત્રણ માણસો સફેદ ક અહ પીળા કલર ની ઓઢણી વાળું બેગ લટકાવીને તે જતું દેખાય છે.

સ્પીકર નીચે મુકેલા છે અને ફ્રીઝ અને વોશિંગ મશીન નીચે રાખેલા --

એમાં ઉપર પીડા અને ગ્રીન કલર લીલા કલરથી છત પણ બનાવેલી છે કાપડની.